તો આ દિશામાં કેટલું ચાલે છે દસ કિલોમીટર ચાલે છે તો દસ કિલોમીટર ચાલે છે એના પછી શું કીધું છે દક્ષિણ પૂર્વ તો આ રહ્યું પૂર્વ અને આ દક્ષિણ દિશા કઈ થાય આ દિશા થાય કે નહીં તો આપણે અહીંયા થી કેટલું ચલાવવાનું છે દસ કિલોમીટર બીજું ચલાવવાનું છે આ દિશા કઈ થશે? yes કે no અહીંયા થી તમને એમ પૂછ્યું કે દક્ષિણ પૂર્વ આ તો દક્ષિણ પૂર્વ એટલે આ દિશા થાય આ પૂર્વ છે એના દક્ષિણ છે તો આપણે ચાલવાનું નથી કારણ કે અહીંયા થી પહોંચ્યા છે તો અહીંયાથી દક્ષિણ પૂર્વ દિશામાં કેટલું ચાલે છે દસ કિલોમીટર ચાલે છે ત્યાંથી દક્ષિણ પશ્ચિમ આ રહ્યું દક્ષિણ અને આ રહ્યું પશ્ચિમ તો દક્ષિણ પશ્ચિમ એટલે આપણે આ દિશા તો તમારી okay તો આ દિશામાં ચાલે છે તો દસ કિલોમીટર ચાલે છે તો ચાલો તો દસ કિલોમીટર આપણે આ દિશામાં ચલાવી દઈએ okay તો પછી શું કીધું છે અંતે ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં દસ કિલોમીટર ચાલે છે તો આ રહ્યું ઉત્તર પશ્ચિમ આ દિશા કઈ થશે આ દિશા સાથે okay તો આજ દિશામાં કઈ દિશામાં છે અહીંયા થી તો દસ કિલોમીટર ચલાવવાનું છે હવે જો અંતર બધાનું સરખું છે એટલે જ ચોરસ બનશે okay ભલે મારો આકાર ચોરસ એવો નથી પરંતુ જુઓદસ દસ કિલોમીટર છે એટલે તમે જ્યાંથી શરૂ કર્યું હતું તે જ જગ્યાએ તમે પાછા આવી જશો કેમ કારણકે બધાનું અંતર same to same છે દસ દસ કિલોમીટર છે તો એક ચોરસ બનશે ભલે મારો આકાર થોડું ચોરસ જેવું નથી લાગતો પણ આ રીતની કંઈક આકૃતિ બનશે ચોરસ કારણ કે બધાનું માપ છે ચારે ચાર બાજુનું સરખું છે clear તો એ પ્રારંભ બિંદુ થી કેટલું દૂર હશે તો ઝીરો કિલોમીટર કેમ કારણ કે જ્યાંથી તમે શરૂઆત કરી હતી એ જગ્યાએથી તમે પાછા આવી ગયા clear તો તમારો answer આવી જશે ઝીરો કિલોમીટર clear ચાલો

ચાલિસ મીટર પશ્ચિમ દિશામાં ચાલીને ઉભો રહે છે તો તે પોતાના ઉદગમ બિંદુથી કઈ દિશામાં આવશે હવે જો ધ્યાનથી સમજો સૌથી પહેલા શું કીધું છે મિહિર મિહિર કઈ દિશામાં જાય છે તો ઉત્તર દિશામાં જાય છે તો મિહિરને આપણે અહીંયા થી ચલાવવાનું શરૂઆત કરીએ કેટલો જાય છે વીસ મીટર જાય છે ચલો તો આપણે એને વીસ મીટર દોડાવી દઈએ તો આ રહ્યું વીસ મીટર okay તો આ વીસ મીટર છે તો વીસ વીસ મીટર એ ઉત્તર દિશામાં ગયો પછી તે ત્રીસ મીટર પૂર્વ દિશામાં ગયો okay તો પૂર્વ દિશા કઈ થશે આ બાજુ આ રહ્યો પૂર્વ તો એ કઈ દિશામાં જાય છે ત્રીસ મીટર પૂર્વ દિશામાં જાય છે

તો દસ મીટર કઈ દિશામાં જાય છે દક્ષિણ દિશામાં જાય છે okay અને અંતે ચાલીસ મીટર પશ્ચિમ દિશામાં જાય છે ચાલીસ મીટર તો જુઓ અહીંયા આ કેટલું છે વીસ મીટર છે okay આ કેટલું છે વીસ મીટર છે okay હવે જુઓ શું કીધું છે અંતે કઈ દિશામાં પશ્ચિમ દિશામાં તો પશ્ચિમ દિશા કઈ થશે આ દિશા થશે તો પશ્ચિમ દિશામાં કેટલું ચાલે છે ચાલીસ મીટર તો આ કેટલું થયું? તો આ ત્રીસ થયું કારણ કે ઉપર ત્રીસ છે. તો આ પણ કેટલું થશે ત્રીસ થશે અને બીજું ઉપર બીજું ઉપર દસ કિલોમીટર વધારે ચાલવાનું છે okay દસ કિલોમીટર વધારે તો જ આ ચાલીસ થશે ને આ ઉપરનો ત્રીસ છે pulse બીજું ઉપર દસ એટલે આ રીતના તમારું થશે તો આ total કેટલું થયું? ચાલીસ મીટર થયું હવે તમને શું કીધું છે? હવે તે પોતાના ઉદગમ બિંદુથી કઈ દિશામાં છે? તો આ પોતાના ઉદગમ બિંદુ આ છે ઉદગમ બિંદુ આ છે. તો ઉદગમ બિંદુ થી એ કઈ દિશામાં તમને દેખાય છે તો ઉદગમ બિંદુ થી આ દિશા છે વાયવ્ય કઈ દિશા છે વાયવ્ય જુઓ તમને અહીંયા થી બે રીતના question પુછાય જો તમને question એવો પૂછ્યો હોય કે મિહિરનું મુખ મિહિર નું મુખ કઈ દિશામાં હશે? કઈ દિશામાં હશે તો તમારો answer શું આવશે તો તમારો answer આવશે પશ્ચિમ એનું મોઢું કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં છે જુઓ આ રીતના છે પણ તમને શું પૂછ્યું છે તમને પૂછ્યું છે question આવો કે એ ઉદગમ બિંદુ થી કઈ દિશામાં છે તો આપણે ઉદગમબિંદુ થી ઊભા રહીને એ વ્યક્તિને જોવાનો તો એ વ્યક્તિ અત્યારે અહીંયા પહોંચ્યો છે okay એ વ્યક્તિ અહીંયા પહોંચ્યો છે તો એમના ઉદ્ગમ બિંદુ થી આ દિશા કઈ કહેવાય તો ઉત્તર પશ્ચિમ કહેવાય એટલે કે વાયવ્ય દિશા કહેવાય મેં તમને શીખવાડ્યું એ ઇઅનોવા ઈ એટલે ઈશાન અને અ એટલે અગ્નિ ના એટલે નૈઋત્ય અને વ એટલે વાયવ્ય કંઈ ના ખબર પડે તો વાયડુ પણ વાયડુ કોણ છે તો પાકિસ્તાન તો પાકિસ્તાન આપણા વાયવ્ય દિશામાં છે અહીંયા થી આ પાકિસ્તાન આવેલું છે clear તો i hope so તમને ખબર પડી જાય okay તો આ દિશા કઈ થશે વાયવ્ય તો આપણો answer આવી જશે વાયવ્ય તો તમને શું પૂછ્યું છે એના ઉપર તમારે ખાસ ધ્યાન આપવાનું છે તમને જે એને પૂછ્યું છે કે મિહિરનું મુખ કઈ દિશામાં છે તો પશ્ચિમ દિશામાં છે.

ત્યારબાદ ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર ચાલે છે અને ત્યારબાદ જમણી બાજુ વળીને ચાર કિલોમીટર ચાલે છે ત્યારબાદ તે ફરીથી જમણી બાજુ વળીને ત્રણ કિલોમીટર ચાલે છે તો હવે તે પોતાના ઉદગમ સ્થાનથી કેટલો દૂર હશે? સૌથી પહેલા આ પોતાન ઉદગમ સ્થાન લઈ લીધું. કઈ દિશામાં ઉત્તર દિશામાં આથ કિલોમીટર ચાલે છે તો ચાલો ઉત્તર દિશામાં હું એને આઠ કિલોમીટર ચલાવી દઉં okay તો આઠ કિલોમીટર મેને ચલાવી દીધો કઈ દિશામાં ઉત્તર દિશામાં પછી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર ચાલે છે તો જુઓ ઉત્તર દિશામાં મોઢું છે તો ડાબું જમણું ક્યાંથી નક્કી કરી દેવાનું ત્યારથી નક્કી કરી દેવાનું ઉત્તરની આ જમણી બાજુ થશે કેમ કારણકે ઘડિયાળ ની દિશા આમ ઘડિયાળ આમ ફરે અને ડાબી બાજુ આમ થશે એટલે કે ઘડિયાળની વિરુદ્ધ દિશા થશે clear તો જુઓ કઈ દિશામાં વળવાનું છે ભાઈ અને ડાબી બાજુ વળવાનું છે તો ડાબી બાજુ વડાવી દઈએ ચલો કેટલું ત્રણ કિલોમીટર તો ત્રણ કિલોમીટર એને આપણે ડાબી બાજુ વડાવી દઈએ ચાલો એને પછી સુ કીધું છે ત્યારબાદ જમણી બાજુ વળીને ચાર કિલોમીટર ચાલે છે હવે એનું મોઢું કઈ દિશામાં છે પશ્ચિમ દિશામાં છે તો આ પશ્ચિમ લખેલું છે ત્યાં જ આપણે જોઈ લેવાનું તો આ ઘડિયાળ ની દિશા એટલે જ આ જમણી થશે અને આ ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે આ ડાબી થશે clear ચાલો તો જમણી બાજુ એનું અરે sorry પશ્ચિમ બાજુ મોઢું છે હવે ત્યાં ક્યાંથી ક્યાં બાજુ વળવાનું છે જમણી બાજુ વળવાનું છે તો જમણી બાજુ એટલે કે ઘડિયાળ ની દિશા તો આ રીતના થશે તો ઉપર એ કેટલું ચાલે છે તો ચાર કિલોમીટર જમણી બાજુ વળીને ચાર કિલોમીટર ચાલે છે અને ત્યારબાદ ફરીથી જમણી બાજુ વળીને તો જમણી બાજુ કઈ થશે ઉત્તર દિશામાં મોઢું છે જમણી બાજુ આ થશે ઘડિયાળની દિશા તો ફરીથી એ કેટલું ચાલે છે તો ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટર ચાલીને આ બિંદુએ પહોંચી જાય okay જમણી બાજુ વળીને અહીંયા પહોંચી જાય તો હવે પોતાના ઉદગમ સ્થાનથી કેટલું દૂર હશે તો આ કેટલું થયું ચાર થયું ચાર કઈ રીતના કારણ કે સામે પણ ચાર છે તો આ પણ ચાર થયું અને ઉપર બીજું આઠ

pluse ચાર તો આઠ અને ચાર એટલે બાર કિલોમીટર આનો final answer આવશે વધે છે આપણે સાતમા નંબરનો example બાબુભાઇ દક્ષિણ દિશામાં પચિસ મીટર ચાલીને જમણી બાજુ વળીને પંદર મીટર ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ વળીને પચીસ મીટર ચાલે છે. તો તે પોતાના ઉદગમ સ્થાનથી કઈ દિશામાં હશે? તો જુઓ સૌથી પહેલા બાબુભાઈ ક્યાં છે ઉદગમ સ્થાને છે. ક્યાંથી કઈ દિશામાં ચાલે છે દક્ષિણ દિશામાં પચીસ મીટર ચાલે છે ચલો તો દક્ષિણ દિશાની અંદર પચીસ મીટર ચલાવી દઈએ okay તો આ દક્ષિણ દિશામાં એમને પચીસ મીટર ચલાવી દઈએ. હવે તેમને સુ કીધું છે જમણી બાજુ વળીને પંદર મીટર ચાલે છે દક્ષિણ દિશા માં જે છે તો જમણી બાજુ થઈ કઈ થશે તો ઘડિયાળ ની દિશા તો ઘડિયાળની દિશા એ અહીંયા છે તો આ જમણી બાજુ થશે okay

પંદર ચાલે છે okay ચાલો તો બસ્સો ચપન લખી દઉં છું એટલે તમને થોડો idea આવે તો આ પચીસ મીટર ચાલે છે તો જમણી બાજુ વળીને એ પંદર મીટર ચાલે છે ત્યારબાદ તે ડાબી બાજુ વળીને પચીસ મીટર ચાલે છે હવે ડાબી બાજુ એટલે કઈ થશે તેનું મુખ કઈ દિશામાં sorry કઈ દિશામાં છે તેમનું મુખ પછી ની સામે છે પશ્ચિમ દિશામાં છે તો આ દિશા કઈ થશે જમણી થશે એટલે આ કઈ દિશા થશે તો ડાબી દિશા થશે clear તો હવે કઈ બાજુ વળવાનું છે ડાબી બાજુ તો ડાબી બાજુ વળીને ફરીથી કેટલા કિલોમીટર ચાલે છે તો પચીસ તો ડાબી બાજુ વળીને ફરીથી એને આપણે ચલાવી દઈએ પચીસ okay તો પોતાના ઉદગમ સ્થાનથી કઈ દિશામાં હશે તો એ વ્યક્તિ અહીંયા છે okay એ વ્યક્તિ અહીંયા ક્યાંક છે અને પોતાના ઉદગમ સ્થાન કઈક અહીંયા છે તો આનું આ દિશા કઈ કહેવાય okay આ દિશા કઈ કહેવાય તો આ દિશા કઈ થશે તો મેં તમને શીખવાડ્યું એ ઇ અ નો વાહ તો આ દિશા કઈ થશે? નૈઋત્ય થશે. તો નૈઋત્ય તમારો final answer હશે જુઓ અને દક્ષિણ દિશા અને તમે ના કહી શકો કારણ કે ઉદગમ સ્થાનથી થોડીક વળેલી છે એક્ઝેટસીધી નથી okay એ ઉદગમ સ્થાનથી આવી રીતના વળેલી છે તો અહીંયા થી તમારે સમજી લો કે એકઝેટ last movement લાઈન ઉપર ના આવે અને કોઈપણ જગ્યાએ તમારે જવાબ આવતો હશે કોઈપણ જગ્યાએ હોય વ્યક્તિ okay તો આ દિશાને આપણે કઈ લખી દઈશું એ નૈઋત્ય દિશા લખી દઈશું okay એક્ઝેટ જો એ લીટી ઉપર જ આવતો હોય કેમકે ઉત્તર દિશામાં અહીંયા વ્યક્તિ હોય તો તેને આપણે દક્ષિણ દિશા કહીશું કે દક્ષિણ દિશામાં છે okay આ લાઇન ઉપર હોય તો એને કહીએ કે પૂર્વ દિશામાં છે પરંતુ સમજી લો અહીંયા ક્યાંક હોય

તો અહીંયા તમને ખાલી શું પૂછ્યું છે પોતાના ઉદ્ગમ સ્થાનથી કઈ દિશામાં હશે તો નેઋત્ય દિશાની અંદર હશે okay ચાલો આઠમા નંબરનો example રવિ ઘરથી દક્ષિણ દિશામાં સાયકલ વડે

તો હવે ઘર પહોંચવા માટે એને કેટલું અંતર કાપવું પડશે તમને તમને એવું થાય કે જ્યાંથી અને શરૂ કરી છે ઘર એનું ક્યાં છે જે ઉદગમ બિંદુ છે એ જ એનું ઘર છે કે રવિ ઘરથી ચાલે છે તો હવે એ જગ્યાએ પહોંચ્યો છે ત્યાંથી ઘરનું અંતર એને શોધવાનું છે ચાલો સૌથી પહેલા એનું તો આ એનું ઘર છે આ એનું શું છે ઘર છે તો એ ઘરથી ચાલવાનું શરૂ કરે છે કઈ દિશામાં દક્ષિણ દિશામાં કેટલું વીસ કિલોમીટર ચાલો તો દક્ષિણ દિશામાં સૌથી પહેલા અને વીસ કિલોમીટર દડાવી દઈએ okay ચાલો તો આ એનું વીસ કિલોમીટર થઈ ગયું okay વીસ કિલોમીટર પછી ત્યારબાદ ક્રમિક જમણી બાજુ વળાંક લે છે બે વખત લેવાના કેમ કારણ કે અહીંયા ચાર બાદ ક્રમિક જમણી બાજુ વળાંક લઈને દસ કિલોમીટર અને વીસ કિલોમીટર નું અંતર કાપે છે હવે જમણી બાજુ કઈ થશે તો જુઓ આ દિશા કઈ છે ઘડિયાળની વિરુદ્ધ દિશા છે okay અને આ દિશા ઘડિયાળની દિશા છે તો ઘડિયાળ ની દિશા એટલે કે જમણી થશે અને ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે ડાબી થશે okay કારણ કે મોઢું એનું દક્ષિણ દિશામાં છે તો દક્ષિણે cheak કરીશું okay આ યાદ રાખજો હું જે ટ્રીક ચલાવું છું જે સમજાવું છું એ યાદ રાખવાનું તમારે simple મોઢું જોઈ લેવાનું કે મોઢું દક્ષિણ દિશામાં છે તો આપણે દક્ષિણને જ પકડવાનું અને દક્ષિણથી જ cheak કરવાનું કે આ બાજુ છે ઘડિયાની વિરુદ્ધ દિશા થાય છે કે આ બાજુ ઘડિયાળની દિશા થાય છે clear તો જ તમારી ભૂલ નહીં પડે ચાલો તો ત્યારબાદ જમણી બાજુ તો જમણી બાજુ કઈ થશે આ દિશા થશે કેટલું સૌથી પહેલા દસ કિલોમીટર તો જમણી બાજુ વળીને એ દસ કિલોમીટરનું અંતર કાપે છે ફરીથી વીસ કિલોમીટર કઈ દિશામાં જમણી બાજુ તો મોઢું કઈ દિશામાં છે પશ્ચિમ દિશામાં છે તો આપણે પશ્ચિમ દિશા cheak કરીશું આ ઘડિયાળની દિશા એટલે જમણી અને આ ઘડિયાની વિરુદ્ધ દિશા એટલે ડાબી તો ઉપરની દિશા થશે તો ઉપરની દિશા એટલે વીસ કિલોમીટર ઉપર કાપવાનું છે તો અહીંયા થી વીસ કિલોમીટર એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા ઉપસ્થિત કેમ કારણકે વીસ કિલોમીટર okay આ પણ વીસ છે અને આ પણ વીસ છે તો હું અહીંયા ક્યાં પહોંચી જઈશ પછી શું કહે છે જો પછી અહીંયા પહોંચી ગયા પછી ડાબી બાજુ વળાંક લઈને વીસ કિલોમીટરનું અંતર કાપશે કાપે છે હવે મારું મોઢું કઈ દિશામાં છે ઉત્તર દિશામાં છે તો ઉત્તર દિશામાંથી ડાબી અને જમણી cheak કરવાનું તો ઉત્તર દિશામાં ઘડિયાળ ની દિશા એટલે કે જમણી થશે આ ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે ડાબી થશે તો મારે જવાનું છે ડાબી બાજુ ડાબી બાજુ કેટલુ જવાનું છે વીસ કિલોમીટર તો અહીંયા થી હું ડાબી બાજુ વડુ એટલે કે આ દિશામાં વળી અને કેટલું જઈશ તો વીસ કિલોમીટર જઈશ okay તો અહીંયા પહોંચી જઈશ હવે અહીંયા હું પહોંચી ગયો હવે શું કીધું છે કે હવે ઘર પહોંચવા માટે મારે કેટલું અંતર કાપવું પડશે તો મારું ઘર અહીંયા છે અને હું જો અહીંયા તો આ total length કેટલી થઈ તો આ વીસ થઈ plus આ દસ આ કેટલી હશે દસ હશે ત્યારબાદ કારણ કે નીચે તમે જોઈ લો આદર્શ છે એટલે આ પણ દસ હશે તો total ટોટલ વીસ pulse દસ એટલે કે ત્રીસ કિલોમીટર મારે અંતર કાપવું પડશે તો મારો right answer શું આવશે ત્રીસ કિલોમીટર આવશે બોલો ખ્યાલ આવે simple છે થોડું logic નો use કરવાનો છે okay ચાલો વધે છે આગળ નવમા નંબરનો example નવમા નંબર ને શું કીધું છે મિહિર સવારે ઘરથી નીકળી સૂર્યની દિશામાં આથ કિલોમીટર નું અંતર કાપે છે ત્યારબાદ ક્રમિક જમણી બાજુ ત્રણ કિલોમીટર અને બે કિલોમીટરનું અંતર કાપે છે હવે તે ડાબી બાજુ વળાંક લઈને એક કિલોમીટરનું અંતર કાપે છે અને અંતમાં બે ક્રમિક જમણી બાજુ વળાંક લઈને અનુક્રમે એક કિલોમીટર અને ચાર કિલોમીટરનું અંતર કાપે છે તો તેનો અંતિમ સ્થાન ઘરેથી કેટલું દૂર હશે

પૂર્વ દિશામાં સૂર્ય ઊગતો હોય તો સવારે પૂર્વા દિશાની અંદર હોય તો સવારે ઘરેથી નીકળીને સૂર્યની દેખાવમાં તો સૂર્ય કઈ દિશામાં હશે પૂર્વ દિશામાં હશે તો પૂર્વ દિશામાં આથ કિલોમીટરનું અંતર કાપે છે જુઓ

ઈજનેરી જ્ઞાન કોઈ પણ વિષય માં કાર્ય કરવા માટે જરૂરી હોય છે કોઈ પણ વિષય માં કાર્ય કરવા માટે જીણવટ ભર્યું માળખું છે કે જે કાર્ય કરવાની અલગ અલગ પણ ચોક્કસ પદ્ધતિઓ કાર્ય કરવામાં રહેલા જોખમો કાર્ય કરવામાં રાખવા પડતા સલામતી ના પગલાઓ અને સલામતી નાં ધોરણો કાર્ય ના પરિણામો જેવા પાસા ને વૈજ્ઞાનિક સીધંતો તેમજ નિયમો ના આધારે આવરીતાઈ

ઈજનેરી નો અંગ્રેજી શબ્દ engineering latin શબ્દ engineun પર થી આવેલો છે જેનો અર્થ ચતુરાઈ થી ઉકેલ લાવવો એમ થાય છે ભારત માં પંદર september ને ઇjજનેરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે હવે engineering જે છે એ ગણી શાખાઓ માં વેચાયેલ છે computer engineering civil engineering અમ પછી mechanical engineering આવી શકે છે electrical engineering ગણી શકીએ એમાં થી મુખ્યત્વે અમ computer engineering અને it engineering હાલ માં craze વધારે છે પરંતુ civil engineering જે એની engineering માં મૂળભૂત શાખા ગણી શકાય અને જૂની પણ ગણી શકાય તેની વાત કરીએ તો civil engineering એ તેની સ્થાપત્ય અભીયાન્તી લશ્કરી ઇજનેરી પછી નો ઈજનેરી નો સૌથી જૂની શાખા છે આ ભૌતિક અને કુદરતી રૂપે બનેલા મકાનો સંસ્થાકીય ઈમારતો પુલ રસ્તા નહેરો જળ બંધ ઈમારતો વગરે ની design બાંધકામ અને જાળવણી નું વિજ્ઞાન છે હવે એના ઈતિહાસ ના પન્ના જો ખોલીએ તો એક અલગ શાખા તરીકે civil engineering ની શરૂઆત franch માં સતરસો ને સોળ માં Bridge અને highway ના cost foundation માં જોવા મળી શકે છે જેમાંથી સતરસો ને સુડતાલીસ માં National School off bridge and highway નો વિકાસ થયો તેના શિક્ષકો એ પુસ્તકો લખ્યા જે સામગ્રી machine ઓ અને hydraulic ના mechanics પર પ્રમાણભૂત કામો બન્યા અને અગ્રણી british ઈજનરોએ તેમને વાંચવા માટે french શીખી જેમ જેમ design અને ગણતરી એને અંગુઠા ના નિયમ અને પ્રયોગ મુલક સૂત્ર ને બદલ્યા અને તે વિજ્ઞાન ને શું વ્યવસ્થિત રીતે ઘડવા માં આવ્યું તેમ

tool maker અને instrument ઉત્પાદકો civil engineer બન્યા હવે જો એના ભાગ જોઈએ તો તે ગણા ભાગમાં વહેચાયેલ છે ભુતનેકી ઈજનેરી ભુતનેકી ઈજનેરી civil engineering ની પેટા શાખા છે અને તેને સમાજ અને જીવન ને સુધારવા માટે પૃથ્વી સામગ્રી અર્થાત માટી અને ખડગ ના ઉદ્યોગ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય બાદ માં પરિવહન ઈજનેરી પરિવહન ઈજનેરી એ civil ઈજનેરી એક શાખા જ છે જે સલામત અને કાર્યક્ષમ પરિવહન પ્રણાલી ના આયોજન સહરચના સંચાલન અને જાળવણી માં શામેલ છે આ પ્રણાલીઓ માં રસ્તા ઓ રેલ્વે જળ માર્ગો અને intermortal કામગીરી નો શમાવેશ થાય છે હવે જે દુનિયા નું mainly અત્યારે ગણી શકાય જે પર્યાવર ઈજનેરી એ પણ civil engineering ની એક શાખા જ છે પર્યાવરણ ઈજનેરી એ એક વ્યવસાયિક ઈજનેરી શાખા છે જે રસાયણ શાસ્ત્ર જીવ વિજ્ઞાન ecology ભૂસ્તર શાસ્ત્ર hydraulic hydrology microbiology અને ગણિત જેવા વ્યાપક વૈજ્ઞાનિક વિષયો નો સમાવેશ કરે છે બરાબર પછી પર્યાવરણ ઈજ્નેરીઓ પાણી માટી અને વાયુ પ્રદુષણ વગેરે જેવી સમસ્યાઓ છે હાલમાં તેનો અભ્યાસ કરવામાં આવે છે આ સમસ્યાનો ઉકેલવા ઘટાડવા અથવા નિયંત્રિત કરવા જરૂરી તકનીકોનો ઉકેલ કરવો

સવલતો અને તકનીકોનો અભ્યાસ અને સંચાલન છે જેનો ઉપયોગ જીવનના સૌથી પુષ્કળ સંસાધન જળનુ સંચાલન અને જાળવણી માટે થાય છે પાણી સંબંધીત પ્રવૃત્તિઓ જેમ કે સિંચાઈ

કરવા ઉપરાંત તે પીવા માટે સલામત છે તેની ખાતરી કરવામાં માટે જળ સંસાધન ઇજનેરો પણ વારંવાર જળ વ્યવસ્થાપન માં સામેલ થાય છે હવે પર્યાવરણ ઈજનેરી અને જળ સંસાધન ઇજનેરી બંનેને સમાવતી

Environmental engineering ઘણી શકાય તેની books નો પણ સમાવેશ થઈ શકે છે જે હાલમાં ઇજનોર દ્વારા ભણી શકાય છે હવે બાંધકામ ઇજનેરી હાલમાં civil engineer ને આપણા જે ભારતીય Culture માં mainly તો આપણે ગણી શકીએ તો ઇતિહાસ થી બાંધકામ ઇજનેરી નો કહી શકાય કે ઉદ્ભવ થયેલો છે જે આપણા ઋષિમુનિઓએ કરેલો છે પણ હાલમાં બાંધકામ ઇજનેરી ને આપણે આ રીતે ગણાવી શકીએ બાંધકામ ઇજનેરી એ વ્યવસાયિક શાખા છે જે રસ્તાઓ tunnel પુલ airport rail road સુવિધાઓ પછી ઇમારતો ડેમ ઉપયોગી ઉપયોગીતાઓ અન્ય project જેવી માળખાકીય સુવિધાઓ ની design આયોજન બાંધકામ અને સંચાલન સાથે કામ કરે છે હવે બીજી શાખા Engineering માં ઘણી શાખાઓ છે મેં તમને અગાઉ પણ કહેલું હવે એની બીજી પણ એક શાખા electrical engineering હવે electrical engineering જે છે તે mainly dc ac બે પ્રકારની waves હોય છે એ આપણને ખબર છે તો electrical engineering એ computer engineering power engineering telecommunication radio frequency engineering signal processing instrumental અને electronic સહિત વિશાળ ક્ષેત્રોમાં વહેંચાયેલ છે આમાંની ઘણી શાખાઓ અન્ય ઇજનેરી શાખાઓ સાથે થાય છે જેમાં hardware engineering power electronic electromagnetic microwave engineering nano technology Electro chemistry નવીનીકરણીય ઊર્જા અને macatronic electrical materials નો સમાવેશ થાય છે વિદ્યુત ઇજનેરો સામાન્ય રીતે વિદ્યુત ઇજનેરી અથવા ઈલેક Electronic ઇજનેરીમાં degree ધરાવે છે practicing ઇજનેરીઓ પાસે વ્યવસાયિક પ્રમાણપત્ર હોઈ શકે છે obvious વાત છે આમાં international electro technical commission electrical and electronic engineer અને institute of engineering and technology દ્વારા આ પ્રમાણપત્ર આપી શકાય છે IEC સર્વ સંમિત દ્વારા વિકસિત electrical engineering માટે આંતરરાષ્ટ્રીય ધોરણો તૈયાર કરે છે જેમાં ધોરણો વિશ્વભરમાં એકસો બોતેર દેશોમાંથી આવતા વીસ હજાર electro electronical નિષ્ણાતોના કાર્યને આભારી છે વિદ્યુત ઈજનેરો ઉદ્યોગમાં ખૂબ જ વિશાળ range કામ કરે છે અને આવશ્યક કુશળતા એ જ રીતે ચલાયમાન છે આ circuit સિદ્ધાંતથી project manager ની management કુશળતા સુધી છે વ્યક્તિગત રીતે ઇજનેર ને જરૂર પડે તેવા tools અને સાધનો સમાન voltmeter થી લઈને તો જ અંત વિશ્લેષક સુધીના આધુનિક design અને ઉત્પાદન software સુધીના સામાન હોય છે હવે electrical engineer નો electrical engineering જે શાખા છે તેનો ઇતિહાસ જો આપણે ખોલીએ તો સતર મી સદીના ગાળાંનથી વીજળી વૈજ્ઞાનિક રસનો વિષય રહી છે Nikola Tesla માં mainly ગણી શકાય interest ઉપજાવનાર વધારાના engineer માટે તેમણે એસી ની શોધ કરી છે મતલબ કે alternative current ની જેમણે શોધ કરી છે ત્યાં સુધી માણસો ડીસી માટે જ ડીસી ને જ ઓળખતા હતા બરાબર હવે ડીસી current આપણે બધા જાણીએ છીએ ડીસી એક અ કહી શકાય કે Store ના કરી શકાય અને જો કરીએ તો એ costely પડે છે પણ એસી current જે છે હાલમાં આપણા ઘર માં પણ ઉપયોગ થતો જે current છે એ એસી છે ને ડીસી current જો આપડે ઉપયોગ કરવો હોય તો ગાડી જે આપડી four wheeler હોય તેની battery તે ડીસી current નો supply ગણી શકાય બરાબર

તેમણે વીજળી શબ્દના સ્થાપક તરીકે ઓળખવામાં આવે છે કોને William Dilbard ને તેમણે વરમોરિયમ પણ બનાવ્યું. એ ઉપકરણ વરમોરિયમ શું છે એ એક ઉપકરણ કે જે સ્થાયી વિધુતભારીત કરેલી વસ્તુઓની હાજરીને ઓળખે છે સતરસો બાસઠમાં Swedish અધ્યાપક john kal weekly એ પાછળથી electro ફોરેસ્ટ નામની એક ઉપકરણની શોધ કરી

ઓગ્નીશ મી સદીમાં આ વિશેમાં સંશોધન વધુ તીવ્ર બન્યું આ સધીમ આ સદીમાં નોંધનીય આ વિકાસમાં હેન્થ henth Christian ઓસ્ટ્રેટ નો સમાવેશ થાય છે જેમણે અઠાર સો વીસ માં શોધી કાઢ્યું હતું કે electrical પ્રવાહ ચુંબકીય ક્ષેત્રણ ઉત્પાદન કરે છે હોકાયંત્ર સોયનું ચલણ કરશે તો હોકાયંત્ર કઈ રીતે શોધ

તેના દ્વારા કાર્ય કરે છે William sturgeon અઠારસો પચીશ માં electromagnetic ની શોધ કરી હતી electromagnet આપણે કહી શકાય કે તે એવા magnet હોય કે જેમાંથી આપણે current પસાર કરીએ તો તે magnetic field generate કરે અને magnetic field

જોસેફ હેન્ડ્રી અને એડવર્ડ ડેવીએ અઠાર સો પાંત્રીશ માં વિદ્યુત રિલે ની શોધ કરી જોજ ઓહમ જેમણે અઠારસો સત્યાવીશ માં વીજ પ્રવાહ અને વિધુત સ્થિતિમાનના તફાવતનો વાહકમાં સંબંધ આપ્યો હવે ઓહમ નો નિયમ બધા વાકેફ જ છે આ વાક્ય થી અને ઓહમનો નિયમ જે છે એ વિદ્યુતસ્થિતિમાનના તફાવત અને કોઈપણ material માંથી વિધુત પ્રવાહ કેટલો પસાર થઈ શકે છે તે બંને એકબીજાના proportional માં હોય છે તેઓ એક નિયમ જેને આપણે ઓહમ ના નિયમ થી ગણી શકીએ છીએ વી બરાબર આઈ આર એ નિયમ આપણે બધાએ જાણીએ છીએ હવે Michael Faraday જે electromagnetic induction ના આમ કહી શકાય કે પિતા સમાન છે બરાબર Michael Faraday ના બે નિયમ હતા એક એ બે નિયમ જે છે electromagnetic induction સમજાવે છે Michael Faraday electromagnetic induction ની શોધ અઠારસો ને એકત્રીસ માં કરી હતી અને જેમ clerk Maxwell જેમણે અઠારસો તોતેર માં વીજળી અને ચુંબક તત્વના તેમના ગ્રંથોમાં વીજળી અને ચુંબકવાદ નો એક સંયુક્ત સિદ્ધાંત પ્રકાશિત કર્યો હવે time માં પાછળ થોડા જઈએ તો સતારશો બ્યાશી માં Georges Louis Leclerc જે berlin મા વિશ્વભરમાં electric telegraphy નો પ્રથમ પ્રકાર વિકસાવી અને પ્રસ્તુત કર્યો હતો જે ચોવીસ વિવિધ તાર નો ઉપયોગ કરીને બનાવેલો હતો જેમાં દરેક મૂળાક્ષરના માટે એક તાર હતો આ ટેલિગ્રાફ બે room ને જોડ્યા તે electrostatic telegraph હતું જેણે વિદ્યુત વહન દ્વારા સુવર્ણ પર્ણ ખસેડ્યું હતું હવે હાલમાં electrical engineering જોઈ લઈએ

હવે એક વાત અત્યારે જાણી લઈએ superconductivity નામનો એક properties આવે છે material ની અર્થાત કે એ એવી property છે તો જો super conductor અ એમાંથી આપણે જો current પસાર કરીએ તો infinite સમય સુધી આપણને infinite current એમાંથી પસાર થતો મળે જો આપણે supply કાઢી લઈએ તો પણ હવે તે કઈ રીતે posiable છે તે જાણવા માટે એક crebling નામના વૈજ્ઞાનિક હતા તેમણે શું કર્યું તો ભાઈ જે આપણે જાણીએ છીએ પારો પારો અર્થાત કે અ helium લઇ લઈએ ચાલો helium જે છે એ ચાર point બે calvin જે practically આપણા ધ્વારા તો possible નથી જ ચાર point બે calvin તાપમાન સુધી helium ને લઇ ગયા હવે ચાર point બે calvin તાપમાને helium એ એવી વર્તણુક દર્શાવી કે તેમાં થી પસાર થયેલો જે બી વિદ્યુતપ્રવાહ હતો એ આમ કહીએ કે register વગર પસાર થઇ રહ્યો હતો તે super conductivity ગણી સકાય હવે super conductivity ની વાત પછી કરીએ પણ હાલ માં આપણા topic પર પાછા આવીએ અ તકનીકી university ધરમ સ્તડે અઢારસો ને બ્યાસી માં વિશ્વ ની પ્રથમ વિદ્યુત ઈજનેરી ની સ્થાપના કરી હતી પ્રથમ વિદ્યુત ઈજનેરી degree program professor Charles gross હેઠળ ભૌતિક શાસ્ત્ર વિભાગમાં message choose state Institute of TechnologyMIT માં શરુ થયો હતો જો કે Cornell University એ અઢારસો પંચ્યાસી માં વિશ્વ ના પ્રથમ વિદ્યુત ઈજનેરી ની સ્ત્નાતક બનાવ્યા હતા અર્થાત કે અઢારસો ને પંચ્યાસી માં Cornell University માં પ્રથમ વિદ્યુત ઈજનેરી ની સ્ત્નાતક ની degree મેળવવામાં આવી હતી બરાબર હવે electrical engineer જે છે હાલ માં તેનો roll શું ગણી શકાય તો electrical engineer નો roll mainly અત્યારે પરિસ્થિતિ જો હાલ ની જોવા માં આવે તો electricity

તો ભારત માં શહીદ દિવસ ની ઉજવણી કરવામાં આવી દર વર્ષે ત્રેવીસ મી માર્ચ ભારત માં શહીદ દિવસ તરીકે ઉજવામાં આવે છે કારણ કે ભારત ના ત્રણ મહાન ક્રાંતિકારીઓ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ને ફાંસી ની સજા આપવામાં આવી હતી એટલા માટે ત્રેવીસમી માર્ચ શહીદ દિવસ તરીકે ઉજવાય છે બોમ્બે જયશ્રી ની

એટલે કે life નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને મહિલા hockey player એવા રામી રામપાલ ના નામ પર થી એક hockey stadium નું નામ રાખવામાં આવ્યું છે અને આફ્રિકા ભારત fill the training exercise ત્રેવીસ આયોજિત થય આ દરેક ઘટના સ્પર્ધાત્મક પરીક્ષા ની દ્રષ્ટિએ અને જ્ઞાન ના વધારા માટે ખાસ અગત્યની તો video તમે અંત સુધી નિહાળજો video ગમે તો like કરવાનું નો ભૂલતા અને મિત્રો ભુતકાળની પરીક્ષા ના current affair માંથી પંચાણું ટકા જેટલા પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષા માં કવર થયેલા છે જો તમે regular રીતે આ current affair નો વિડિઓ નિહાળો છો તો બીન્દાસ રેજો current affair તો સાચું હશે જ તે પરંતુ સાથે સાથે જે આ G. K મહત્વના અમે આ current affair માં add કરીએ છીએ એમાં થી પણ ઘણા બધા પરીક્ષા માં પ્રશ્ન પુછાયેલા છે સૌપ્રથમ રાષ્ટ્રીય સમાચાર થી સારુંઆત કરીયે તો ગયકાલે હતી ત્રેવીસ મી માર્ચ ત્રેવીસ મી માર્ચ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો ભારત માં દર વર્ષે ત્રેવીસ મી માર્ચ ના રોજ શહીદ દિવસ ભારત ની આઝાદી માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉજવવામાં આવે છે ત્રેવીસ મી માર્ચ શામાટે ઉજવવામાં આવે છે કારણ કે ભારત ના ત્રણ ક્રાંતિકારીઓએ ભારત ને આઝાદી આપવા માટે પોતાનું બલિદાન આપ્યું હતું અહીં image જોય શકો છો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ દિવસે ઓગણીસો એકત્રીસ માં ત્રણ ભારતીય સ્વતંત્રતા સેનાની ઓ ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુ ને ફાંસીની સજા આપવામાં આવી હતી અંગ્રેજોએ મિત્રો નિશ્ચિત તારીખ કરતા વેલા આ ત્રણેય ક્રાંતિકારીઓને ફાંસી ની સજા આપી હતી દેશ ના વિવિધ ભાગો માં આ દિવસે કોચ અને રેલીઓનું આયોજન કરવાની પણ પરંપરા છે શાળા ઓ અને કૉલેજો પણ આ પ્રશંગ ને યાદ કરવા અને વિદ્યાર્થી ઓને શહીદોના બલિદાન વિષે શિક્ષિત કરવા માટે વિશેષ કાર્યક્રમો કરે છે લાલા લાજ્પત રાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠી વરસાવી અને તે ઇજાઓથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું મિત્રો ભારત ના એક મહાન ક્રાંતિકારી હતા લાલા લજપતરાય અંગ્રેજ સિપાહીઓએ આપણા ક્રાંતિકારીઓ ઉપર લાઠી ઓ વર્ષાવી અને ગંભીર રીતે ઘવાયા અને પરિણામ સ્વરૂપે લાલા લજપત રાય દેહાર્પણ થયું અને તેનો બદલો લેવા માટે રાજગુરુ એ

અને ત્રેવીસ મી માર્ચ ઓગણીસો એકત્રીસ ના રોજ આ ત્રણેય ક્રાંતિવીરો ને ફાંસી ની સજા આપવામાં આવી હતી મિત્રો આ ઘટના કદાચ તમે ઇતિહાસ માં ભણ્યા હસો કે રાજગુરુ એ ભગતસિંહ અને સુખદેવ સાથે મળી ને લાહોર માં જે એક અંગ્રેજ અમલદાર હતા જેનું નામ છે જે. પી સોનર્સ તેની હત્યા કરી હતી અને એની હત્યા ની અમ બાદલ માં આ ત્રણ ક્રાંતિકારી ઓ ને અંગ્રેજોએ ફાંસી ની સજા ફરમાવી હતી સૌ પ્રથમ તો ભગતસિંહ ની વાત કરીયે તો ભગતસિંહ નો જન્મ અઠયાવીસ મી સપ્ટેમ્બર ઓગણીસો સાત ના દિવસે

અને ભગતસિંહ ના પિતા નું નામ કિશોરસિંહ અને માતા નું નામ વિદ્યાવતી હતું અને ભગતસિંહ એ ઈન્કીલાબ ઝિંદાબાદ નું સૂત્ર આપ્યું હતું યાદ રાખજો ભગતસિંહે ઈન્કીલાબ ઝિંદાબાદ નું સૂત્ર આપ્યું હતું

અને રવિનીદેવી ને ત્યાં ખત્રી પરિવાર માં થયો હતો સુખદેવ થાપડ નો જન્મ એક ખત્રિ પરિવાર માં પિતા નું નામ રામલાલ થાપડ અને માતા નું નામ રવિનીદેવી જન્મ પંદર મેં ઓગણીસો સાત ના રોજ okay પંજાબ ના લુડિયાના મુકામે અને શિવરામ રાજગુરુ ની વાત કરીએ શ્રી રામ હરિ રાજ ગુરુ મહારાષ્ટ્ર ના વતની હતા અને બ્રાહ્મણ પરિવાર માં તેઓ જન્મ્યા હતા તેમનો જન્મ પુના નજીક ખેડ નામ ના ગામ માં થયો હતો અને આ ગામ હવે તેમના નામ ના રાજગુરુનગર થી ઓળખાય છે મિત્રો રાજગુરુ નો જન્મ ખેડ નામના ગામ માં થયો હતો અને એ ખેડ ગામ હવે રાજગુરુનગર તરીકે ઓળખાય છે અને અન્ય શહીદ દિવસો પણ ભારત માં ઉજવવામાં આવે છે તેવું નથી કે ત્રેવીસ મી માર્ચ જ શહીદ દિવસ તરીકે ઉજવાય છે ભારત માં લગભગ ત્રણ થી ચાર વખત શહીદ દિવસ ઉજવવામાં આવે છે તે પણ યાદ કરી લઈએ તો તે ઉલ્લેખ નીય છે કે મહાત્મા ગાંધીજી ને આદર આપવા માટે ભારત માં ત્રીસ મી જાન્યુઆરી ને પણ રાષ્ટ્રીય સ્તરે સર્વોદય દિવસ અથવા તો શાહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મહાત્મા ગાંધીજી નું દેહાંત ત્રીસ જનયુઆરી ઓગણીસો અડતાલીસ અને આ દિવસ ને પણ સર્વોદય દિવસ અથવા તો શહીદ દિવસ તરીકે ભારત માં ઉજવવામાં આવે છે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના રોજ બિરલા હાઉસ ના કંપાઉન્ડ માં નાથુરામ ગોડસે દ્વારા ગાંધી બાપુ ની હત્યા કરવામાં આવી હતી બંગાળી ભાષા ચળવળ માં પોતાના જીવન નું બલિદાન આપનારા ઓગણીસ બંગાળીઓ ની યાદ માં પંદર મેં ના રોજ ભાષા શહીદ દિવસ ઉજવવામાં આવે છે તો આપણે યાદ રાખીશુ કે ભાષા શહીદ દિવસ પણ આપણા ભારત માં ઉજવવામાં આવે છે એની પાછળ નું કારણ છે કે બંગાળી ભાષા ના ચળવળ માં પોતાના જીવનનું બલિદાન આપનારા ઓગણીસ જેટલા બંગાળીઓની યાદ માં આ પંદર મેં ના રોજ ભાષા શહીદ દિવસ ઉજવવામાં આવે છે અને એકવીસ ઓક્ટોબર ને પોલીસ શહીદ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે તો પોલીસ શહીદ દિવસ પણ મિત્રો આ એકવીસ ઓક્ટોબરે ના રોજ ઉજવવામાં આવે છે તો હવે તમે એક વાર re~revine કરીલયો એક તો ત્રેવીસ મી માર્ચ આપણા ત્રણ ક્રાંતિકારી ઓને અંગ્રેજો એ ફાંસી આપી હતી એટલા માટે શહીદ દિવસ ત્રેવીસ મી માર્ચ ત્રીસ જાન્યુઆરી ગાંધીબાપુ નો દેહાવસાન શાહિદ દિવસ અથવા તો સર્વોદય દિવસ પંદર મેં ભાષા શહીદ દિવસ એકવીસ ઓક્ટોબર પોલિસ શહીદ દિવસ અને એકવીસ ઓક્ટોબરે ભારત કે જે શરહદ પર ચીની સેના દ્વારા CRPF ઉપર હુમલો કરવામાં આવ્યો હતો મિત્રો એકવીસ ઓક્ટોબર ભારત ના શરહદ ઉપર ચીની સેનાએ દ્વારા CRPF ના જવાનો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને લાલા લજપત રાય ની પુણ્ય તિથિ નિમિતે ઓડિસા સરકાર દ્વારા સત્તર નવેમ્બર ને શહીદ દિવસ તરીકે માનવામાં આવે છે મિત્રો ઓડિસા સરકારે સત્તર નવેમ્બરે શહીદ દિવસ તરીકે ઉજવવાનું સારું કર્યું કારણ કે લાલા લજપત રાય ની પુણ્ય તિથિ છે સત્તર નવેમ્બર તો ઓગણીસ નવેમ્બર ના રોજ મહારાષ્ટમાં રાણી લક્ષ્મીબાઇ ની જન્મ જયંતિ નિમિતે પણ શહીદ દિવસ ઉજવવામાં આવે છે ચોવીસ મી નવેમ્બર સોળસો ચુંમોતેર ના રોજ નવમા સીખ ગુરુ કોણ ગુરુતેંજ બહાદુર ની પુણ્ય તિથિ જેમને મુઘલ સમ્રાટ ઓરંગઝેબ દ્વારા ફાંસી આપવામાં આવી હતી તેને શહીદ દિવસ તરીકે માનવામાં આવે છે તો આપણે યાદ રાખીશુ ચોવીસ મી નવેમ્બર સોળસો ચુંમોતેરના રોજ સીખ ના નાવમાં ગુરુ કોણ ગુરુતેજ બહાદુર ની પુણ્ય તિથિ કારણ તેમને મુઘલ સમ્રાટ ઓરંગઝેબ દ્વારા ફાંસી આપવામાં આવી હતી તો ગુરુ તેજબહાદુર ની પુણ્ય તિથિ ને પણ શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અર મિત્રો કેટલું યાદ રયું હવે video pause કરો અને ભારત માં કય કય તારીખે શહિંદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એનું list તમારે નીચે comment box માં લખવાનું છે okay કેટલું યાદ રાખ્યું એનો એક તમને અંદાજ આવી જશે આગળ વાત કરીએ તો સંગીતા કલા નિધિ એવોર્ડ માટે બોમ્બે જયશ્રી ની પસંદગી કરવામાં આવી છે બોમ્બે જયશ્રી કોણ છે કર્ણાટક ના એક મહાન સંગીતકાર છે અને તેઓની સંગીતકલા નિધિ એવોર્ડ બે હાજર ત્રેવીસ માટે પસંદગી કરવામાં આવી છે academy દ્વારા સંગીતા કલા નિધિ એવોર્ડ બે હાજર ત્રેવીસ માટે બમ્બે જયશ્રી ની પસંદગી કરવામાં આવી છે અને બોમ્બે જયશ્રી પદ્મશ્રી પુરષ્કાર વિજેતા રહી ચૂકેલા છે અને કર્ણાટક ના જાણીતા ગાયિકા છે image માં તમે જોય શકો છો તેમજ બોમ્બે જયશ્રી વર્તમાન સમયના અગ્રણી કર્ણાટકીય સંગીત કારો માં નામ તરીકે ગણવામાં આવે છે બોમ્બે જયશ્રી એ તેના માતા પિતા પાસે થી કર્ણાટક સંગીત ની પ્રારંભિક તાલીમ મેળવી હતી અને બાદ માં સી આર બાલમની લાલ ગોબીચિપ જય રમન આ લાલ ગોબીચીપ જયરામન કોણ એ એક પ્રખ્યાત વાયોલિન ઉસ્તાદ છે એમની પાસે થી બોમ્બે જયશ્રી એ અભ્યાસ કર્યો હતો તાલીમ મેળવી હતી અને કર્ણાટક સંગીત ઉપરાંત બોમ્બે જયશ્રી એ હિન્દુસ્તાની સંગીત શાસ્ત્રીય નૃત્ય અને ની પણ તાલીમ મેળવી છે સંગીત કલાનિધિ એવોર્ડ ની વાત કરીયે સંગીતા કલાનિધિ એવોર્ડ કે કર્ણાટક સંગીત માં સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે યાદ રાખજો કે સંગીતા કલાનિધિ એવોર્ડ એ કર્ણાટક સંગીત ના ક્ષેત્ર માં સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે અને આ એવોર્ડ madras music academy દ્વારા કરવામાં આવે છે અને આ પુરસ્કાર માં સુવર્ણ ચંદ્રક અને બિરૃડું પાત્ર એટલે કે પ્રસતી પત્ર આપવામાં આવે છે ડિસેમ્બર ઓગણીસો સત્યાવીસ માં મદ્રાસ માં આયોજિત અખિલ ભારતીય કોંગ્રેસ અધિવેશન માં madras music academy છાપા માં જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો ડિસેમ્બર ઓગણીસો સત્યાવીસ માં

અઢાર ઓગસ્ટ ઓગણીસો અઠ્યાવીસ ના રોજ સી. પી રામ સ્વામી અય્યર દ્વારા YMIA ઓડિટોરિયમ માં આવ્યું હતું આગળ વાત કરીયે તો વર્ષ બે હજાર બાવીસ માં ભારત ની સૌથી મૂલ્યવાન celebrity કોણ બની ગયું છે image માં તમે જોય શકો છો રણવીરસિંહ અને celebrity માં બીજા ક્રમે છે વિરાટ કોહલી corporate investigation અને